આ સાબરમતી રિવરફ્રન્ટ જે છે એ જવાબ આપણો સાચો આવશે અને ધ્યાનથી સાંભળજો તો યોગ દિવસ બે હજાર બાવીસ ની વાત કરીએ વિશ્વ યોગ દિવસ એકવીસ જુના રોજ જે છે આ વખતે તેની શ્રીમતી commnuity એટલે કે માનવતા માટે યોગ જે છે રાજ્ય કક્ષાનો જે છે કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી સાબરમતી રિવર્સ ખાતે જે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય લેવલ જે છે તેનું આયોજન મૈસુર ખાતે કરવામાં આવ્યું હતું ક્યા કરવામાં આવ્યું હતું જો જેટલા પણ મિત્રો lecture જોઈ રહ્યા છે તે મને જરા કહેજો જે મહેસુલ જે છે

પંચોતેર વર્ષ ની આજ ઉજવણી કરતા પંચોતેર iconic સ્થળો છે એનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાઇકોનિક્સ માં જેટલા પણ હતા ત્યાં છે એનો આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ડિજિટલ ઇન્ડિયા ખાતે ક્યારે શરૂ થયો હતો સાહેબ આ તો ગુજરાતનો દેશ નથી તો ચિંતા કરવાની જરૂર નથી કેમ છે આ પ્રશ્ન પુછાય શકે તેની સંભાવનાઓ છે જવાબ આવશે બે હજાર પંદર માં આની શરૂઆત કરવામાં આવી છે અને શા માટે હું ચર્ચા કરી રહ્યો છું કારણ કે digital ઇન્ડિયા અભિયાન જે છે સાહેબ digital ઇન્ડિયા અભિયાન જે છે એ પહેલી જુલાઈ બે હજાર પંદર ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો ક્યાંથી બે હજાર પંદર પહેલી જુલાઈના ના રોજ ત્યાંથી સાંભળજો ત્યાંથી સાંભળજો. શા માટે હું નોટ કરી રહ્યો છું કારણ કે digital ઇન્ડિયા વીક નું ગાંધીનગરમાં કરવામાં આવ્યું. કયા કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું અને એટલા માટે જે છે આ ચર્ચાનો વિષય છે એટલા માટે આપણે જીકે અને topic બંને કવર કરવા જરૂરી છે તો આ વખતની ફીમ હતી કેટલાય ઝીંગ ન્યુ ઇન્ડિયા સેકેટ આથી માં એટલું વિચારવાનું નહીં કે નવા ભારતના કેટલું તત્વ કપડા માટે જે છે ખાસ મહત્વપૂર્ણ છે જે exam માં કામ લાગશે જે તો આ છે જુલાઈ મહિનામાં આનું આયોજન કરવામાં આવ્યું પરમાત્મા મંદિર ખાતે ગાંધીનગર ખાતે ઘણી બધી આની અંદર છે પહેલો launch કરવામાં આવી હતી ટોટલ સાત નવી digital પહેલો શરૂ કરવામાં આવી હતી ઇન્ડિયા સ્ટેટ ગ્લોબલ માય સ્કીમ મેરી પહેચાન digital ઇન્ડિયા પ્રોગ્રામ security e book એટલે કુલ ટોટલ સાત પહેલો આ દરમિયાન જે છે મિત્રો launch કરવામાં આવી હતી અને ત્યાર પછી બીજો પ્રશ્ન આવી ગયો છે કે પોતાના માઈ ગવર્મેન્ટ જે છે આ બધાનું portal ધરાવતું રાજ્ય એટલે કે instant launch કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે પંદર માં નંબરનો સોઢ માં નંબરનો સત્તર માં નંબરનો અઢાર નંબરનો તો આની અંદર જવાબ આવશે મિત્રો અઢાર માં નંબરનું રાજ્ય બન્યું છે કયા નંબરનો અઢાર માં નંબરનો બન્યો છે ધ્યાનથી સાંભળજો તો ગુજરાત માય ગવર્મેન્ટ ગુજરાત આ એક નવું portal launch કરવામાં આવ્યું છે આ સાથે આ પ્રકારનું છે કાર્યક્રમ portal launch કરનાર ગુજરાત રાજ્ય બની ચૂક્યું છે my goverment portal જે છે ચાર મુખ્ય ઉદ્દેશો સાથે launch કરવામાં આવ્યું છે ચાર મુખ્ય ઉદ્દેશો છે જેમાં વરસાદ બેટી બચાવો માટે tips share કરવા માટે ચર્ચા કરવા માટે એ governor દ્વારા જીવન જીવવાની સરળતા ના ચર્ચા કરવા માટે સસ્તા અભિયાન પર મતદાન અને digital સેવા સેતુ પર બ્લોક અને ચાર મુખ્ય ઉદ્દેશ્ય અને સાથે શરૂ કરવામાં આવ્યું છે તો પરીક્ષામાં શું પુછાય શકે તો અઢાર મુ રાજ્ય બીજું શું પુછાય શકે છે ચાર મુખ્ય ઉદ્દેશો બંને જગ્યાએ શું છે આપણે decline community છે એને રેડ લાઈટ બતાવી દીધી છે કે જો અહીંયા ધ્યાન રાખવાનું છે હો એ goverment જે છે આ પ્રકારના portal ની શરૂઆત બે હજાર ચૌદ માં છવીસ જુલાઈ બે હજાર ચૌદ ના રોજ પ્રધાનમંત્રી મોદીજી એ શરૂઆત કરી હતી પહેલા ભારત સરકારનું લોન્ચ કરાવવાનો ધીરે ધીરે બધા રાજ્યોનો સરકાર સાથે હવે અઢાર રાજ્યો થઈ ચૂક્યા છે ત્યાર પછી છે ગુજરાત જ્ઞાન ગુરુકુસ જે છે આ લોન્ચ કરવામાં આવી હતી આ પ્રકારની ઈમેજ તમે જોઈ હશે પચ્ચીસ કરોડથી વધારે ઇનામો જાહેર જીતશે ગુજરાત આને એક લાઈન હતી જાણશે ગુજરાત જીતશે ગુજરાત જે છે માં headline હતી આની અંદર મુખ્યમંત્રી એને શુભારંભ પણ કરાવ્યો હતો અમદાવાદ ખાતેથી તો અમદાવાદ my city ખાતે દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાનગુરુ શુભારંભ કરાવ્યો હતો પંચોતેર દિવસ સુધી આનું આયોજન તાલુકા લેવલે જ જિલ્લા level જેમાં તમામ જે છે વિદ્યાર્થીઓ લઈને આપણા જેવા તમામ લોકોએ આની અંદર ભાગ લીધો અને case prize તમે પણ જીત્યા હશો આપણામાંથી કોઈ હોય તે રોકડ પુરસ્કાર જીત્યું હોય તો comment કેજો કે કેટલા જીત્યા હતા તો

આમાં જે છે એનામાં ઘણા બધા હતા friends ઘણા બધા ઇનામોની જાહેરાત કરવામાં આવી આની અંદર અને ત્યાર પછી જે વાત કરીશું તો પોલીસ કક્ષાના પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમે છે ઇનામ એક લાખ પચાસ હજાર હતા શાળા કક્ષાનો જે પહેલો દ્વિતીય અને તૃતીય હતો મેઘા અને mega quiz માં તેના માટે ત્રણ લાખ બે લાખ અને એક લાખ હતો તો પાંચ ત્રણ અને દોઢ

ગુજરાતનો સૌપ્રથમ એનાથી plant જે છે એ કયા જિલ્લામાં સ્થાપના કરવામાં આવી છે તો આવી સ્થાપના જામનગર જિલ્લામાં કરવામાં આવી છે કઈ જગ્યાએ જામનગર ખાતે કરવામાં આવી છે તો ગુજરાતનો સૌપ્રથમ west winner energy plant જે છે જામનગર ખાતે આ યાદ રાખજો પીપીપી public private ધોરણે કરવામાં આવ્યો છે જ્યાં capacity ધરાવે છે આ બ્રેકેટ નહીં યાદ રાખો તો ચાલશે પણ આ યાદ રાખજો સાત પોઈન્ટ પાચ વોટ ની વીજળી ઉત્પન્ન કરશે આના દ્વારા આટલી વીજળી ઉત્પન્ન તમે એટલું યાદ નહીં રાખો જામનગર યાદ રાખજો પરીક્ષામાં marks આવી જશે પછી આપણે આગળ વધીએ વિશ્વનું એકમાત્ર Global Central call traditional medicine કઈ જગ્યાએ તો સાહેબ એ પણ જામનગરના ગોરધન ગોરધન પરમ ખાતે ક્લિયર પછી જામનગર એને આપણે છોટા કાશી તરીકે પણ ઓળખે છે સૌરાષ્ટ્રનું ખૂબ જ મહત્વપૂર્ણ જિલ્લો છે એના સંદર્ભમાં ત્યાર પછી આવી ગયો છે કે scientific Expo નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી કે મહેસાણા તો આની અંદર જવાબ આવશે મહેસાણા કઈ જગ્યાએ તો ઉત્તર ગુજરાતની અંદર સૌ પ્રથમ વખત scientific X one આયોજન કરવામાં આવ્યું છે તો પ્રાથમિક detail માં આપણે યાદ રાખવાની છે મહેસાણા જિલ્લામાં બીજું કાય યાદ રાખવાનું નથી માટે આપણે યાદ રાખવાનું અત્યારે આપણી એક્ઝામ છે junior class માટે એટલું યાદ રાખવાનું છે ત્યાર પછી આ શરત મજાનો પ્રશ્ન છે જરા યાદ રાખજો કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જી ની વાત કરીશું તો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ પ્રકારના રેટિંગ અને ranking મેળવવા માટે માર્ગદર્શક સંસ્થા તરીકે કઈ એ launching સાયનસીટી ખાતેથી કરવામાં આવ્યું માનવ ગરિમા શિક્ષણ કરીમાં કે ગરિમા કયો જવાબ સાચો આવશે તો સાહેબ આની અંદર જવાબ જે સાચો આવશે એ ગરિમા પહેલું ઉદઘાટન કરવામાં છે તો ધ્યાનથી સાંભળજો દેશના સૌપ્રથમ એજ્યુકેશન સૌપ્રથમ education quality અને મોનેટરીંગ એટલે કે ગરિમા સેલ છે આનો ઉદઘાટન કરવામાં આવ્યું છે આ ગરીમા પૂર્ણ નામ પણ જાને લો ranking Institute Management and mechanism એટલે કે ગરિમા શું છે ગરીમા આનો પૂરના નામ પરીક્ષામાં પુછાય છે એટલે કે યાદ રાખી લેજો આ પ્રકારના પ્રશ્નો આનું મુખ્ય અર્થાત આઈ આઈ જી ઈ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ફીચર્સ અને એજ્યુકેશન સાથે કાર્યરત રહેશે તો આટલી બાબત આપણે exam માટે જરૂર છે જે આપણે અને ધ્યાનમાં લેવાની છે અને તારા લગન છે શું લખવાનું છે તાર

કેન્દ્ર જે છે તરીકે આપણા દેશની અંદર સ્થાપિત થશે અને કદાચ જે છે આવનારા સમયમાં દેશની અંદર બીજા રાજ્યપાલ અને ફોલો કરી શકે છે અને ત્યાર પછી શરત મજાનો પ્રશ્ન આવી ગયો છે તમે screen પર દ્વારા બે હજાર બાવીસ ના વિશ્વના પચાસ પાચ સ્થળોની જે છે યાદી જાહેર કરી આમાંથી જે છે કયા ભારતીય શહેરને પસંદ કરવામાં આવ્યું સંદ કરવામાં આવ્યું છે તમને બધાને ખબર છે તું આપુ કે બે હજાર સત્તર જેને world heritage સીટી ડિકલેર કરવામાં આવી હતી આપના દેશની સૌપ્રથમ એને સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વના પચાસ મહત્વના સ્થળો ની અંદર તો જવાબ આવશે અમદાવાદ આખા વિશ્વમાં કેટલા બીજા સ્થળો હશે એમાંથી પચાસ માંથી એક આપણું અમદાવાદ માત્ર અમદાવાદ નહીં પણ કેરલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો? તો પહેલા તો ધ્યાન રાખજો વિશ્વના પચાસ માણસ કોના દ્વારા ટાઈમ એવું કંઈ magazine નથી આપતો magazine નથી આ શું છે બહુ દુનિયાને આની અંદર અમદાવાદ દુનિયાનો સમાવેશ આવ્યો છે અમદાવાદ નો સમાવેશ થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું છે જોડે જોડે એક રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એ રાજ્યનું નામ છે કેરળ કયો છે મિત્રો કેરળ કેરળ નો આની અંદર સમાવેશ થાય છે જોડે જોડે આપણે list નામ કરી લેવાનું છે અમદાવાદ અને સૌપ્રથમ વખત ઓગણીસો તેવીસ માં ઓગણીસો તેવીસ થી માસિક એટલે બે માસિકમાં બે વખત જે થાય છે ન્યુયોર્ક સીટી ખાતે કે આવેલું છે અને ન્યુ યોર્ક સીટી ખાતે આવેલું છે એ ગુજરાત રાજ્યનું પશુપાલન વિભાગ છે મિત્રો એને ઇન્ડિયા એનીમલ થશે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે તો પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતના પુછાય તો India animal health પુરસ્કાર કયા વિભાગ થી આપવામાં આવ્યો છે તો ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગની આપવામાં આવ્યો છે કે આ પર્યાવરણ વિભાગ લખીને ના આવતા પશુપાલન વિભાગ આપણે અહીંયા લખવાનું છે આ એક topic આપણા મગજમાં રહેશે next question તમારી પાસે બહુ સરસ મજાનો પ્રશ્ન છે ત્યાંથી સાંભળજો હાલમાં એક નવી જે છે રેલ્વે લાઈનને મંજૂરી આપવામાં આવી છે જે માત્ર ગુજરાતને ફરતું રાજસ્થાન બંનેને connect કરશે અને તેનાથી ધાર્મિક સ્થળો છે તેને જોડે લઈને ચાલશે તો ગુજરાત અને રાજસ્થાનમાં connectivity પ્રદાન કરવામાં છે અહીંયા નવી રેલવે લાઈને મંજૂરી કરવામાં આવી છે આમાંથી નામ કયું છે કે અમદાવાદ વિરમગામ રેલ્વે લાઈન છે અમદાવાદ ઉદયપુર રેલવે લાઇન છે આણંદ ગુજરાત છે કે પછી તારંગા કે અંબાજી છે તો બધા જ મિત્રોને ખ્યાલ હોય હોવો જોઈએ આની અંદર જવાબ શું આવશે તારંગા હિલ અને અંબાજી ને connect કરતી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી છે તો તારંગા હીલ અંબાજી અને આબુરોડ થઈને હજી જે છે રવિ રેલ્વે લાઈનને મંજૂરી આપવામાં આવે છે તો આ સરસ મજાની છે જેમાં આને કુલ લંબાઈ એકસો સોઢ કિલો meters એકસો સોધ point પાસઠ આપણે અંદાજા જોઈશું એકસો સોડ યાદ રાખવાનો જે project જે છે બે હજાર સતિયાવીસસુધી આને complete થઈ જશે તો અહીં એક સરસ મજાના news છે ના કહેવા માં આવ્યું છે કે ચાલીસ લાખ કામકાજ માટે એટલે કે બાંધકામ માટે નોકરી માટે રોજગારી મળશે તેનું નિર્માણ થશે એકતા વન શક્તિપીઠ અંબાજી તીર્થ સ્થળ સાથે સાથે તારંગા હિલ ખાતે ચોવીસ માઠી એક જે છે એમની સાથે એમને કંઈ ફાયદો થશે અને અહીંયા પ્રવાસ અપને પણ વધારો મળશે ચાલો મિત્રો હવે next ના question પર આવીએ next question શું કરી રહ્યો છે કે startup બેન્કિંગ બે હજાર એકવીસ ની વાત છે બે હજાર બાવીસ માં આના પરિણામ જાહેરાત કરવામાં આવ્યા છે તો

નહિ કારણ કે ગુજરાત પ્લાસ્ટિકની વાત કરી રહ્યા છે તો અહીં ત્યાંથી સાંભળજો કે startup banking બે હજાર એકવીસ જેનું પરિણામ બે હજાર બાવીસ માં આવ્યું છે મિત્રો એટલે

એની અંદર ગુજરાતની સાથે કર્ણાટક પણ છે અને કેટેગરી બી ની અંદર મેઘાલય પણ છે ઘણી વખતે આ લોકો શું કરતા હોય છે

કે બંને કે બંને તો યાદ રાખી લેજો અહીંયા જવાબ છે આપણો સાચો જવાબ કયો select કરવો એ પરીક્ષા માટે મહત્વપૂર્ણ થાય છે તો startup banking છે ગુજરાત કર્ણાટક છે ની વાત કરીશું પૂર્વતા રાજ્યની વાત વાત કરીશું તેમાં મેઘાલય રાજ્ય બાજિ મારી ગયું મિત્રો એ ખાલી જગ્યાઓમાં એટલે આપણા ગુજરાત રાજ્યની અંદર એ કહેવાય કે રક્ત જૂથ મળી આવ્યું છે આપણને પ્રશ્ન પણ ગુજરાત રાજ્યની અંદર શું થયું આનો ખૂબ પ્રકારનો જે છે એક વ્યક્તિમાં છે blood group મળી આવ્યું રક્ત જૂથ મળી આવ્યું સાહેબ એને એબી રક્ત જૂથ ડી એમ એમ નેગેટિવ

નદી અને તેની બહારનું વર્ગીકરણ કરવામાં આવે છે તો ભારતનું પ્રથમ અને વિશ્વનું માત્ર દસ નું ઉદાહરણ છે મિત્રો કયું છે વિશ્વનો રાજી છે દસ મુ ધોરણ છે જે આપણે અહીંયા જોવા મળ્યું છે anti high frequency ની વાત કરીશું આની અંદર ત્યાર પછી છે કે ભારત

ગાંધીનગર ખાતે જે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવી છે અને મુખ્ય લય એનું જે મુખ્ય મથક ચેહર quarters ત્યારે એમના હસ્તે કરવામાં આવ્યું

વાત કરીશું કે આ સંસ્થાને નિયમન કાર્ય સંસ્થા તરીકે કામ કરે છે અને આપણે જે છે જેટલું મહત્વનું છે સતિયાવીસ માડ આ બિલ્ડીંગ છે green city ખાતે આપણે પ્લેટિનમ રેકેટ બે બિલ્ડીંગ જે છે સર્ટિફિકેટ પણ સર્ટિફિકેશન પ્રાપ્ત પેલો છે આની અંદર બે હજાર ચોવીસ સુધીમાં છે સંપૂર્ણ બિલ્ડીંગ નો જે છે એ મારા તૈયાર થઈ જશે ત્યાર પછી સરસ મજાનો topic યાદ રાખવાનો છે India International Bullion એની શરૂઆત થઈ કઈ જગ્યાએ કરવામાં આવી છે તો ગિફ્ટ આઈ વેપ્સીની અંદર જે છે આની શરૂઆત કરવામાં આવી છે indian international international finance service center જે છે ત્યા જ ની શરૂઆત કરવામાં આવી છે ત્યાર પછી next આપણી સંસ્થા છે જેના સંદર્ભમાં આપણે વાત કરીશું તો વિશ્વનું આ માત્ર ત્રીજું exchange છે સર બહુ હિલ્સ માટે સોનાની ગોળની આયાત અને નિકાસ માટેનો આ ત્રીજું છે આ ઉપરાંત બંને connect ની શરૂઆત કરવામાં આવી આખું નામ નહીં પૂછે એની શરૂઆત ક્યારે કરવામાં આવી તો આ પણ green city ગાંધીનગર ખાતે કારણકે પ્રશ્નો મૂકે નીચેનામાંથી કઈ કઈ સંસ્થા કોની કોની શરૂઆત જે છે green city ખાતે કરવામાં આવી છે ત્યારે આ બધા option હશે ત્યારે ધ્યાન રાખજો system ની શરૂઆત કરવામાં આવી આપણા ગૃહ મંત્રી છે સર કાયદા એના મંત્રી અમિત શાહ જી છે ગાંધીનગર છે ગાંધીનગર ખાતે આવ્યા અને એમને system નો જે છે પ્રારંભ કરાવ્યો સાથે સાથે રાજ્ય કક્ષાના જે છે command and control ઉદ્ઘાટન કર્યું અહીંયા હવે આજે એ એફ આઈ system છે એટલું આપણે એટલે કે હવે જો તમારી ગાડી ચોરાઈ જાય છે માની લો કે મારું બાઈક ક્યાંક ચોરાઈ ગયું છે મને ખબર જ નથી કોને ચોરી કરી છે તો કિસ્સાની અંદર શું છે કે મારે વેલ પોલીસ સ્ટેશન ધક્કા ખાવ પડે એમાં ઉપયોગ કરીશ આ application દ્વારા એની તમામ માહિતી પ્રોવાઇડ કરીશ અને માહિતી આગળ જશે અને જે છે એની એફઆઇઆર register થઈ જશે મિત્રો તો એક તરફ મજાની વાત એ છે કે શરૂઆત કરવામાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા આગળ વધી રહ્યું છે એના ઉપલેસમાં પણ આપણા મગજની અંદર ધ્યાનમાં રહે એવા બધા મુદ્દાઓ છે આપણા કે જો અહીંયા જે છે કે ફરજ ના બજાવતા હોય એસ. એમ. એસ પહોંચી જશે જો ખોટા દસ્તાવેજ હોય તો હજી શું થશે રદ કરવામાં આવશે આની અંદર જો તમે જે document માંગ્યા હશે તમે અપલોડ કરશો જે ખોટા હશે તો હજી ને શું કરવામાં આવશે તમારે

નમસ્કાર ભરતી બેન ધુલેરા આજે રાણી રડતી રડતી ગામ ના પાદરે પોચી જાય છે ત્યાં એક ડોસી રેડિયો ચાલતા હોય છે રાણી ડોસી ને કેય છે માજી મને પીવા માટે પાણી આપો ને પાણી ની માંગણી કરે છે તો ડોસી ઉભી થઈ ને રાણી ને પીવા માટે પાણી આપે છે રાની ને પોતાની સાથે રાખે છે. અને ડોસી માનું કામ વધારે નુકસાન થવા લાગે છે ડોસી મન વારે વારે તાર તૂટી જાય છે રેડિયા ના અને ડોસી માનું સુતર ઓછું કપાય છે અને અપશુકન ડોસી માં રાણી ને એના ઘરે થી કાઢી મૂકે છે પછી તો રાની ત્યાં થી રડતી રડતી આગળ ચાલી જાય છે કૂવાના કાંઠે જાય છે ત્યાં એક ન્યારી પાણી ભરતી હતી અને પાણી વિનંતી કરતી હતી માટલું કુવા માં ઉતારિયું ત્યાં થી તેને માટલું કુવા માં ઉતારિયું અને માટલું કુવા માં ઉતારી દીધું માટલું કુવા સાથે અથડાયું અને પાણી હરે નું માટલું તૂટી ગયું ત્યાં ન્યારી એ રાની ને અપશુકન છે એમ કરી ને પાણી પાયા વગર કાઢી મૂકી રાની ત્યાં થી પણ ચાલતી ચાલતી રડતી રડતી અગલ ચાલતી જાય છે ત્યાં એક સાધુ મહાત્માની ઝૂંપડી આવે છે સંતમહાત્મા ની ઝૂંપડી આવે છે ને ત્યાં જાય ને રાની ત્યાં જાય છે. ત્યાં જાય ને બધી વાત કરે છે કે મારે આવી રીતના મેં વર્ત નો ભંગ કરીયો છે એટલે મને આ બધી સજા મળે છે એટલે સંતમહાત્મા તો બધું કારણ સમજી ગયા. તેમને થયું કે માતાજી ની દોષિ છે તું એટલે શંકર ભગવાન નું વર્ત કરવું પડશે હું થોડા વખત માં જ શ્રવણ મહિનો આવશે શંકર ભગવાન નું વર્ત રાની એ ચાલુ કરે છે સોમવાર જોત જોતામાં તો વર્ત પુરા થઈ ગયા એની એ જ રાતેશંકર ભગવાને રાજા ના સપના માં જાય ને કીધું કે રાજા તારી રાની જંગલ માં તાપ કરી રહી છે તો તું તેને જાય ને લઈ આવ તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળે છે મહાત્મા મહાત્મા ને તો નારી આખે રાની ની રાજા સાથે વિદાય કરી રાજા રાની મહાત્મા જી ના આશ્રમ થી નીકળી ચાલતા ચલતા ત્યાં રસ્તા એક પાણી હરિના તૂટેલા ધડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી રાની એ એને મંત્રેલા જળ નો ભરેલો ધડો અપિયો અને મહાદેવ ના વ્રત નો મહિમા કહી શાભળવીયો આગળ જતા ગાંગલી ઘર આવ્યુ ઘાણી માંથી તેલ નીકળતું ન હતું તે રાની ને આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળ છટકાવો કરીયો એટલે તરત જ ઘાની માંથી તેલ નીકળવા માંડીયું અને તે તો રાજી રાજી થઈ ગયા અને એને પણ રાની એ સોલ સોમવાર ના વ્રત નો મહિમા સમ્જાવીયો રાની રાની માલની ની ઝૂંપડી એ આવી પહોચીયા માળના બગીચામાં ફૂલો કરમાય ગયા હતા તે એકદમ ખીલી ગયા માલ ને પણ શંકર ભગવાન ના વ્રત નો મહિમા એટલે કે તે પણ વ્રત કરવાનો સંકલ્પ કરીયો આગળ જતા તેમ કરતા કરતા રાજા અને રાની પૂરતા ના નગર માં પહોંચી ગયા મહાદેવ ના વ્રત નો એને પણ રાજા રાની ના મહેલ માં આવી પોંહચીયા અને આખા નગર માં રાજમહેલ મેદમ માં જમવા માટે જમવા માટે આખા રાજમહેલ ને મેદાન માં જમવા માટે આમંત્રણ અપીયું એવા માં રાજા રાની એવા માં ગામ માં એક કુંભાર ની સાસુ વહુ ને જમવા આવિયા નહિ અને એ ભુખીયા હતા રાની એને તેડવા તેની પાસે રાની એ મહાદેવ ની વ્રત ની વાર્તા કહી મહાદેવ જી મહાદેવ જી એમ કી કે ડોસી માને મહાદેવજી મહાદેવજી વ્રત ની વાર્તા હું તમને સાંભળવું છું ડોસી મને એમ કહી હું તમને મહાદેવજી વ્રત ના વાર્તા સાંભળવું છું અને અને સાંભળી ને જાય મહાદેવજી કેહજો એમ કહી વાર્તા કેવાનું ચાલુ કરિયું. આખે આંધળા અને કાને બેરા હતા છતાંય હે મહાદેવ જાય મહાદેવ એમ બોલિયાં એટલે શંકર ભગવાન એને ફળીયા અને એમને પણ કાં આવી ગયા અને આખો આવી ગયા એકદમ સજા થઈ ગયા એટલે ડોસી માયે પણ શંકર ભગવાન ના વ્રત કરવાનું નું સંકલ્પ કરીયો એટલે રાજા રાની મહાદેવજી ની વાત શાંભળી ને ત્યાર પછી ડોસી એ અને તેના દીકરાની વહુ એ તે વ્રત કરવા મંડીયા આમનામ એક વર્ષ વીતી ગયું અને રાની રાની ને રાની ને એક કુંવર થયો રાજા રાની ઘરડા થયા એટલે રાજા એ પોતાના રાજકુંવરને ગાદી સોંપી અને બને જણા મહાદેવજી ની ભક્તિ કરવા લાગીયા અનેઆ રીતે રાજા રાની ને શંકર ભગવાન ફળીયા આ વ્રત કરનારને સર્વ ને શંકર ભગવાન ફળે છે. જય ભોળાનાથ જય મહાદેવ આપડા એક ગામ માં એક પોઠીયો નેનો રહેતો હતો તેને કોઢ નીકળીયો હતો તો પણ તેને પરણવાનું મન થયું પરંતુ આ કોઢિયા બાહ્મણ ને કોણ કન્યા આપે એ મોટા પંડિત પાસે ગયો અને પંડિત ને પૂછિયું આ કોઢ મટાડવા માટે તો હું સોલ સોમવાર નું વ્રત કરું તો સોલ સોમવાર નું વ્રત કર તારો કોઢ મટી જશે એટલે સોલ સોમવાર નું આ વ્રત પૂરું થતા ની સાથે તેને કોઢ માટી ગયો તેને સારું થઈ ગયું અને તરત જ તે બાહ્મણ ને કન્યા પણ મળી ગઈ તેના લગ્ન થઈ ગયા અને તેના લગ્ન થઈ ગયા અને દિવસો ઉપર દિવસો વીતવા મંડીયા ત્યાં ચોમાસુ આવ્યુ તે વર્ષે ઘણો વરસાદ પડ્યો ગામ માં ઘણા ઘરો પડી ગયા ઢોર પણ મારી ગયા અનેખેતરો માં ઉભા પાક પણ તણાય ગયા આ વરસાદ માં આ બાહ્મણ નું ઘર પડી ગયું ગામ માં કેટલા કે લોકો ની અને મોટા ભાગના ખેડૂતો ની હાલત પણ ખરાબ થઈ ગયા એટલે આવક પણ બંધ થઈ ગઈ છતાં પણ એણે ગમે તેમ કરી ને પોતાની પડી ગયેલા ઘર ની જગ્યા એ નાનકડી ઝૂંપડી ઉભી કરી પોતે સુખી સુખી દિવસો પસાર કરવા લાગયા એને પરિસ્થિતિ વધારેખરાબ થવા લાગી એટલે એ એની પત્ની ને કહીંયુ તું કેટી હોય તો હું બાર ગામ કમાવા માટે જાવ હવે જાવ ની અહીંયા ભુકીય ક્યાં સુધી બેસી રહી શું અમને એમ કહીંયુ કે આપડે

મહાત્મા માળીયા બાહ્મણે સંતમાહત્મ ની ખુબ સેવા કરી એટલે સંતમહાત્મા એ ખુશ થઈ એને એક ચમત્કારી બુટિક આપી અને એને કહીંયુ કે આ બુટિક ઘસીને પીવરાવ થી મરેલો માણસ પણ સજીવન થઈ જશે બાહ્મણ ને તો એ બુટિક અને સંતમહાત્મા માં આશીર્વાદ લઈ ને રવાના થઈ ગયો ચાલતા ચલતા એક નગર માં આવી પોંહચીયો આવી ને જોયું તોઅખ નગર માં શોક ફેલાય ગયો હતો. પછી એને જાણવા માળીયા કે આ ગામ માં રાજા ની ગોરી ને આજે સવારે મારણ પામી

એટલે બાહ્મણે પોતાની ની જે એને મહાત્મા એ જે બુટી આપી હતી એ બુટી ઘસી ને અને મોઢા માં એ બુટિક મોઢા માં રેડી તક્યાં છટકાવ કરીયો થોવાર માં તો ગોરી ના શરીરે ચેતન આવ્યુ અને એ

આ બંને જરાસંઘની પુત્રીઓ હતી કંસના મારવાથી બંને દુઃખી થઈ અને પોતાના પિતા પાસે મગધમાં આવી અને બંને તેમના વિધવા થવાના દુઃખ સમાચાર પિતાને કહ્યા

તેણે તેવીશ અક્ક્ષ્રોનિ સેના લીધી અને યદુવંશી ની રાજધાની મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. એક અક્ક્ષ્રોનિ સેનામા રથ હાથી ઘોડે સવાર પાયદળ હોય આમ કુલ એકવીશ હજાર ને એકવીશ હજાર આઠસો સૈનિક હોય આ ચત્રોની સેના પણ કહેવાય શ્રીકૃષ્ણ બલરામ જરાસન ની સેના ને મારી નાખી આ પ્રમાણે સતર વખત તેવીશ તેવીશ સેનાનો નાશ ભગવાન શ્રીકૃષ્ણએ કરાવ્યો અને જરાસંઘ અઠાર મી વાર મથુરા પર આક્રમણ કરવાનો હતો તે વખતે નાર

અસમય ચડાઇ માટે આવે છે આથી બલરામજી સાથે મળીને વિચાર કર્યો આ સમયે યદુવંશીઓ પર બે બે વિપત્તિઓ જરાસંઘ અને કાલવ્યન રૂપે આવી રહી છે આજે કાલવ્યનને ઘેરીયા છે આજ કાલ માં જરાસંઘ પણ આવશે કાલવ્યન આજે લડવા આપણે બે ભાઈઓ જોઈએ અને એ જ સમયે જરાસંઘ આવ્યો તો પણ આપણા બંધાઓને મારશે કે કેદ કરશે

દ્વારકાનું જ મૂળ નામ કુસ્તિસ્થિલ ભગવાનને સમુદ્રની ભીતરે દુર્ગમ નગર બનાવડાવ્યુ અને શ્રીકૃષ્ણએ બનાવેલા દ્વારકા નગરીની લંબાઈ પહોળાઈ અડ્તાલીશ કોષની હતી તેમા બધી જ વસ્તુઓ અદ્ભુત હતી આ નગરી દરેક વસ્તુઓમાં વિશ્વકર્મા નું વિજ્ઞાન વાસ્તુ વિજ્ઞાન શીલ્પકલાની નિપુણતા પ્રકટ થતી હતી તેમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર મોટામાં મોટી સડકો ચાર રસ્તાઓ ગલીઓ યોગ્ય સ્થાન અને વિભાજન કર્યું હતું નગરમાં સુંદર ઉધ્યાનો વિચિત્ર ઉપવનો દેવતાઓ વૃક્ષો લતાઓ શોભતા હતા સોનાના ઊંચા ઊંચા શિખરો હતા પથીકમણીઓની અટારીઓ હતી ઊંચા ઊંચા દરવાજાઓ હતા અને ચાંદી અને પિત્તળના ઘણા કોઠારો બનાવ્યા હતા મહેલો સોનાના બનાવ્યા હતા સોનાના કળશો હતા શિખરો રત્નો પણ સોનાના પણ લાગેલા હતા સુંદર મંદિરો હતા તેમાં ચારેય વર્ણોના લોકો નિવાસ કરતા હતા તે બધાની વચ્ચે ઉગ્રસેન્ધી વ્શુદેવજી બલરામજી અને શ્રીકૃષ્ણના મહેલ હતા ઇન્દ્ર દેવ શ્રીકૃષ્ણ માટે પારિજાત વૃક્ષ મોકલી આપ્યું અને સભામાં બેઠેલા મનુષ્યને ભૂખ તરસ લાગતી નહીં મૃત્યુલોકના ધર્મો સ્પર્શતાથી નહીં અને શ્રીકૃષ્ણ દ્વારકામાં રહેલા નગરવાસીઓ માટે ભૂમિમાં ઇન્દ્રના વૈભવોનું સ્થાપન કર્યું વૈભવમાં ઉપભોગ કરવા લાયક વૈસણો પણ હતા આણીયાત છે દરેક દિશામાં લોકપાલોમાં પોતાના સર્વો વૈભવ દ્વારકામાં સ્થાન કર્યો છે દ્વારકા નગરી નું નિર્માણ કરાવીને શ્રીકૃષ્ણએ સમસ્ત સ્વજનોને યોગમાયા દ્વારા મથુરા થી દ્વારકા પહોંચાડી દીધા બાકી રહેલી પ્રજાના રક્ષણ માટે બલરામજી એ મથુરામાં રાખ્યા બલરામજીની સલાહ લઈ અને શ્રીકૃષ્ણ મથુરાના નગર મોટા દરવાજા થી બહાર નીકળ્યા અને પ્રભુએ ગળામાં કમળની માળા પહેરી હતી અને જે અસ્ત્ર-શસ્ત્ર સાથે નહોતું અને પ્રભુ મથુરાના મુખ્ય દ્વારેથી નીકળી અને ત્યારે એવું લાગ્યું હતું કે પૂર્વ દિશામાંથી જાણે ચંદ્રોદય થઈ રહ્યો હોય અને શ્યામલ શરીર પર રેશમી પીતાંબર હતું અને ચાર ભૂજાઓ હતી અને કમળ જેઓ નેત્રો હતા અને સુંદર કપલ હતા અને મંદ મંદ મુસ્કાન હતી પ્રભુ મથુરાની નગરીની દ્વારથી નીશસ્ત્ર થી બહાર નીકળ્યા અને કાલવ્ય પોતાના હસ્ત અસત્ર ફેંકી દીધા અને તે વગર શ્રીકૃષ્ણ સાથે લડવાનું નક્કી કર્યુ તે ભગવાન તરફ દોડ્યા અને ભગવાન ઊલટું મો કરી રણભૂમિ માંથી ભાગ્યા અને કાલવ્યન તેમને પકડવા પાછળ દોડયો અને ભગવાન ભાગ્યા ભાગ્યા દૂર એક પહાડની ગુફામાં પહોંચ્યા કાલવ્યન પણ પાછળ ગુસ્યો ગુફામા એવોને એક માણસને સૂતો જોયો અને માણસને મુત્સુકન ગુપ્ત રાજા હતા એવોને લાગ્યું શ્રીકૃષ્ણ ઢોંગ કરીને સુઈ ગયા છે તેને સુતેલા રાજાને લાત મારી છે રાજા ત્યાં ઘણા દિવસોથી સૂઈ ગયા હતા એટલે લાત વાગતા તે ઉઠ્યા અને ધીરે ધીરે આંખો ખોલી અને આમ તેમ જોવા લાગ્યા સામે કાલવ્યનને ઊભેલો જોઈ અને રાજાએ લાત લાગ થી ક્રોધમાં આવી અને રાજાની દ્રષ્ટિ કાલવ્યનને ભસ્મ થયો શ્રીકૃષ્ણએ મુત્સુકનને દર્શન આપ્યા અને મેઘશ્યામ શ્રી વિગ્રહ પર આપે રેશમી પીતાંબર ધર્યું હતું અને મુત્સુકન આ જોઈને હસ્તપ્રદ તેમણે પૂછ્યું આપ કોણ છો ભગવાને પોતાની ઓળખ આપી હું છું વાસુદેવ છું. તારા પર કૃપા કરવા આ ગુફામાં આવ્યો છું અને મુત્સુકન જાણી ગયા કે સ્વયં નારાયણ ભગવાન છે આનંદમાં આવી અને રાજાએ પ્રભુને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી પ્રભુ જગતના બધા પ્રાણી આપની માયાથી મોહિત છે હું પણ છું અને આપને તો હું કંઈ જાણતો જ નહોતો આ શરીર અબાલતાનો ગ્રાસ બની જાય છે અને રાજ્ય વગેરે સુખો માટે તૃષણા વધે છે તે વ્યક્તિ કદાપી સુખી થતો નથી આપ એકમાત્ર જગતના સ્વામી છો સત્સંગથી જીવનની વૃધ્ધિ આત્મા દ્રઢ થાય છે અને પ્રભુ આપે મારા પર પરમ અનુગ્રહ ની વર્ષા કરી છે મારા રાજ્યોના બંધોનો છૂટી ગયા પ્રભુ આપ અંતરયામી છો આપ થી કઈ જ છાનુ નથી મારે મારે આપને ચરણની સેવા કરવી જોઈએ પ્રભુના દર્શનથી તાત્કાલિક જ મોક્ષ થવો જોઈએ અને પણ તેવું ન થયું

ભગવાનનો સર્વત્ર વિજય છે જરાસંઘથી ભવ્ય ભય પામવા માટે એક પ્રકારનો લીલો વિનાશ છે જરાસંઘ સતર વાર શ્રી કૃષ્ણ થી પરાક્રમ પામ્યો આથી તે લજ્જિત થયો અને તેણે શંકર ભગવાનનું આરાધન કર્યું અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવ્યા અઠાર મી વાર યુદ્ધ કરવા યાદવો પર ચડી આવ્યો અને ભગવાન શંકર અને બ્રાહ્મણોના વરદાન પર લોકોને વિશ્વાસ ઉઠી ન જાય તે માટે પરાભવ પામવાથી નાઠા હોય એવા સર્વત્ર દર્શાવ્યું ખરેખર તો શ્રીકૃષ્ણ એવા છે કે ભય પણ તેમાંથી ભયભીત રહે છે અને જરાસંઘના ભયથી નીસી શ્રીકૃષ્ણ બલરામ અને પ્રવસ્થન સંતાઈ ગયા પ્રવસ્થન પર્વત પર નિત્ય વર્ષા થતી હોવાથી ઠંડી લાગતી હતી અને પર્વત ને ઠંડી ઉડાડવા માટે શ્રીકૃષ્ણ પાસે પ્રાર્થના કરી હતી આથી શ્રીકૃષ્ણ અને બલરામજી પર્વતમાં સંતાઈ ગયા અને જરાસંઘ તેમની પાછળ પાછળ પર્વત સુધી આવી ગયો આથી બંને ભાઈઓને મારી નાખવા તેને પર્વતની ચારે બાજુ અગ્નિ સળગાવી અને સમજ્યો કે બંને ભાઈઓ ભસ્મીભૂત થઈ ગયા પણ ખરેખર પ્રભુ તો કૂદકો મારી ભૂમિ પર આવી ગયા હતા અને દ્વારકા પધાર્યા હતા. પ્રમાણે જરાસંઘને છેતર્યા અને તેણે વરદાનથી મેળવેલા મહાન પુણ્યના મહોત્સવને ફોકટ કરી નાખ્યો ભગવાન અને બલરામજી અગિયાર યોજન ચુમાંલીશ કોશ ઉંચા પર્વત પરથી ધરતી પર કૂદે છે વિદર્ભઅને દેશમા અધિપતિ ભીષ્મ રાજા છે તેમને પાંચ પુત્ર અને એક સુંદર કન્યા છે તેમાંથી મોટી પુત્રીનું નામ રુક્મી હતું અને નાના ભાઈઓનું નામ ક્રમશ હતું અને રુચિ ઉત્પન્ન કરે તેને શંકા જ કહેવાય અને તે રકમ સુવર્ણ ના તેઓ તેને વર્ણ છે એવો રુકમણીજી તેને લક્ષ્મી રૂપી છે વિશ્વરૂપી રાજાના મહેલ મા અતિથિઓ આવતા હતા તે બધા શ્રીકૃષ્ણને સૌંદર્ય પરાક્રમ ગુણ વૈભવી વાતો કરતા અને રુકમણીની પ્રશંસા કરતા સાંભળતા હતા તેમણે નક્કી કર્યું કે શ્રીકૃષ્ણ મારા અનુરૂપ પતી છે શ્રીકૃષ્ણ પણ રુકમણીજીને પોતાના અનુરૂપ માનતા હતા અને રુકમણી જી નો રુકમણીજી ને વિવાહ શ્રીકૃષ્ણ સાથે થાય તેવું તેના ભાઈબંધો ઇચ્છતા હતા પણ મોટાભાઈ રુકીમ શ્રીકૃષ્ણનો દ્વેષ કરતો હતો જે શીસુપાલની પોતાની બહેન માટે યોગ્ય ગણતો હતો અને શ્રીકૃષ્ણ સાથે નો વિવાહ અટકાવી દીધા રુકમણીજી એક બ્રાહ્મણ દ્વારા શ્રીકૃષ્ણ ને પ્રેમ પત્ર મોકલ્યો અને તેમાં પોતાના વર્ણ નું નિવેદન કર્યું તે ઉપરથી શ્રીકૃષ્ણએ હરણ કર્યું હતું તે વિવિધતમ લગ્ન પણ કર્યું હતું અને લીલાઓ કરી અને રુકમણીજી ને દિવ્ય આનંદ શ્રીકૃષ્ણનો આપ્યો હતો કામદેવ કામદેવ શ્રી શંકરને મોહિત કરવા આવેલ શ્રી શંકર તૃતીય લોચન થી ભસ્મિભૂત કરી નાખ્યો અને કામદેવની પત્ની રતિ તેમણે કામદેવ ને જીવાડવા શ્રી શંકર પ્રાર્થના કરી અને શંકર ને વરદાન આપ્યું હતું કે શ્રીકૃષ્ણ થી તે રુક્ષ્મણીજી ને પ્રગટ થશે ને શંભુના વરદાન ને સત્ય કરનાર અને રતિનું પ્રિય કરવા શ્રીકૃષ્ણ અવતારમાં તે કામ શ્રીકૃષ્ણજીને રુક્ષ્મણી દ્વારા પ્રગટ થયો હતો દત્રાજીત દત્રાજીત ભગવાન સૂર્ય નો ભક્ત હતો અને તેની ભક્તિની પ્રસન્નતા થઈ અને સૂર્ય તેના મિત્ર બની ગયા હતા દત્રાજીત ને સ્વયં મણી આપ્યો હતો દત્રાજીને તે મણી ગળામાં ધારણ કર્યું હતું અને સૂર્ય ની જેમ ચળકવા લાગ્યો હતો મણી સાથે તે દ્વારકા આવ્યો દ્વારકાવાળો એ સમાચાર આપ્યા શ્રીકૃષ્ણને આપ્યા શ્રી કૃષ્ણએ કહ્યું તે દત્રાજીત છે સૂર્ય નથી દત્રાજીત દેવ મંદિરે તે મણીનુ સ્થાપન કર્યું અને મણીને રોજ આઠ ભાર સોનાનુ આપતો હતો અને શ્રીકૃષ્ણ પ્રસંગો બાદ આ મણીનો ઉગ્ર સીલ રાજા એ આપવા કહ્યું તેણે ના પાડી દીધી દત્રાજીત ના ભાઈ પ્રસન્ન હતો અને તે એકવાર ઘોડા પર શિકાર કરવા નીકળ્યો તેણે ગળામાં એક મળી ધારણ કર્યો હતો અને રસ્તામાં એક સિંહ પ્રસન્ન ને ગોળી મારી નાખ્યા મણી જુટવી લીધી અને મણી સાથે તે પોતાના ગુફામાં પ્રવેશ તો હતું આ વખતે જામવાનું સિંહને માર્યો મણી લઈ ગઈ અને બાળકને રમવા માટે આપ્યું પ્રસન્ન શિકારી થી પાછો ન ફર્યો અને દત્રાજીત ને લાગ્યું કે શ્રીકૃષ્ણ તેને મણી માટે મારી નાખ્યો આ વાતથી બધા કાનાસુની કરવા લાગ્યા અને શ્રીકૃષ્ણ માટે કલંક આવ્યુ